એ ગ્રીનરી બો બધી દેખાય છે એક મોટ્ટુ ઝાડ છે જે લીમડાનું છે રસ્તામાં આવા જવાની--

બો બધી છોકરીઓ અહીંયા ડાન્સ કરતી દેખાય રહી છે ચાર છોકરીઓ છે બેએ બ્લુ પેન્ટ પેર્યું છે.

અને એ બધીજ ચેર ની નીચે એક નવી ડિઝાઇન ના પાયા હોય એવુ લાગી રહ્યુ છે.

આ એક ઓપરેશનલ થિયેટર નો બેડ લાગી રહ્યો છે પાછળ બો બધા મશીન છે એક ટી_વી જેવું છે એક બારી છે એક પંખો છે એક લાઇટ છે એક બેડ છે.

કોમર્સ છે મોબાઈલ નંબર નાયન સેવન ટુ થ્રી ઝીરો સેવન નાયન સેવન ડબલ થ્રી .

આ કોઈ ધાર્મિક સ્થળ લાગી રહ્યું છે ત્યાં બૌ બધા માણસો આયેલા છે ક્રોસ નું ચિન્હ છે એટલે આઈ થીંક ક્રિશ્ચયનો માટેનું--

ને બો બધાએ મોમબત્તી ઝલાઈને ત્યાં મુકેલી છે.

મેટ્રો નું ત્યાં ગાડી બહુ બધી દુકાન છે બાજુમાં પણ મોસ્ટ એક મસ્ત એક સ્લાઇડ કર સ્લાઈડ કરી શકાય એવું એક છત બનાવેલું છે વાઈટ કલર નું.

અને અંદર સ્ટેન્ડ છે ને બાજુમાં આવવા જવા માટે ની જગ્યા પણ દેખાઈ રહી છે.

નીચે બો બધા ટીન પણ છે યેલો કલર ના અને બોટલ પણ છે.

એક તાંબાની ઉપર જગ અને બે ગ્લાસ પણ દેખાય રહ્યુ--

આ કોઇક રેસ્ટોરન્ટ નુ ચિન્હ રેસ્ટોરન્ટ છે ત્યાં એક ટેબલ છે.

બો બધા ફોટા દોરેલા છે સ્ટોર ઈઝ સીન્સ નાઈન્ટિન ફોર્ટી ફોર એવુ લખેલુ છે.

આ કોઈ મેળો જામ્યો હોય એટલી બધી પબ્લિક અહીંયા ભેગી થઈ લાગે છે.